તે દૂર કરવા માટે કેટલાક નગરજનોએ પોતાના પ્રસત્યને શોધવા નીકળ્યા અને વનમા ગયા અને ત્યાં તેમણે જોયું કે સિંહ પ્રસન્ન થતા ઘોડાને મારી નાખ્યા અને પર્વત પર એક રિંછ સિંહને માર્યો છે શ્રી કૃષ્ણ સાથે આવેલા

બસ લ્યા આ આંટો મારવા આયો તો બાર.

બરાબર બરાબર એટલે?

એ રતિલાલ ને અમે બધા ભેગું દડો બેટ રમતા હ.

હા છોટુ ને એ બધા ભાઈ પેલો હર્ષયો અને વદનશી ન.

હર્ષયો લા ચશ્માંવાળો પેલો. ચશ્માંવાળો હર્ષયો? હર્ષયો બેટરી લ્યા. હોવ લ્યા આપડ મેડી મેડી કેતા અરીઓએ?

એ આમ લાગતો નથી ન આમ bowling bowling લાગ ના કે તન આવડશે માર માર બેટો bowling હરિ કરતો હો એરો એ હા એતો કૌ લ્યા દડો જોઈન તને એવુંલાગ કે છગ્ગો મારી દઉં પણ સીધો માર બેટો બોલ્ડ મારી દે એરીયો. હું તન સુ કેતો બીજું ખબર?

કોઈક જીગી ને એવી દુકાન કરી હે. અલ્યા એતો કઈ બી કરે છે ચેટલા મહિના થયા. આ હા ખબર છે. છો એક મહિના તો થઇ ગયા હશે વધારે

હોવ ણ દુકાન પેલા હારિ હેડ હવે તો પેલા તો માપની માપની હેંડતી પન્ન હવે હરિ હેડ. બચારી પરિસ્થિતિ થોડી ગરીબ હ ન.

એજ તો કૌ તન લોચો એજ યેઓન બોર એ કરવરાયો ન? એને બે કે ત્રણ વાર કરાયો.

જેબીપુરા ખાસ મિત્રો

તન ખબર તને એ ખબર નઈ એને દુકાન કરાઈ એ? એને જ દુકાન બનાવી એ તને ખબર નતી? ના ના એટલે હું થયું હું તો બાર રઉકે લ્યા. લ્યા એમનામ પણ phone તો કર્યો હશે ને જેબી એ? જેબી જોડે તન ખબર ને phone નું કોઈજ થેકોનું જ નઈ હોતું. આ tablet હતા ને એના favourite એ tablet માં કદી phone જ નઈ લાગતો લ્યા.

મીયે એને પાછા વાર ફોન કર્યો હોય. એતો પણ government ની તૈયારી કર લ્યા.

પણ એન phone નજ લાગતો નઈ એમ કૌ. એતો હાહુ કર ખબર? જ રયુ ન એ કરીં ગરે મૂકી દે અને ખેતર માં જૈન વોચે હ એરીયો. બરાબર એતો આવતો જ નાઈ બાર એતો કોક દાડો આવી રીતના તહેવારો હોય એટલે ગેર આવ ના આવ કોઈ નક્કી નઈ. બરાબર એ બાજુ પેલો રિંકીત રેતો તો

આઅ finance માં? લ્યા ચોલા finance માં.

તો એજ હોયન તન બીજું સુ હોય ઈઓન તાન કોણ આલ બીજું? માંડલ રામે? .

આ વાર પાંચ હાજર incentive આયેલો. પચ્ચી હાજર જેવો પગાર હશેપાંચ બીજું પછી હાજર ને incentive હોવ પચ્ચિ હજાર incentive છે.

પણ આમ કંજૂસ હો ભાઈ. તન ખબર તો હ એનું નામ પોપટ ચમ પડ્યું ખબર હ? કે પોપટ ના જેમ મીઠું મીઠું બોલ.

ચમ કાઢ લ્યા આપડ કોમ બોમ હોય ન? તો કાઢ એવો મોણસ સ બાપડો ઓમ તો પેલા એચઆર ને બધા સુ કરે બસ એચઆર ના બિચારા વચ્ચે accident થયો. તો તેઓ હમણાં તો rest આળેલો ચ મહિના નો. એટલે હું થયું તું એને? એ ખબર પેલો કાચત હતો નોકરીએ? આ bike લાઈન કોણ આવતો હોય પાછળ બેહીન. એ કાકા ના સીખર હું કમજોરી થઇ ગાઈ કે હાહુ તે કાકા એ થોંચ્યું હોમ કોક bike વાળો આવ તે આ આબધા પડ્યા તે આઓના fracture તો થઇ ગયું તું. fracture ટ્યુ તું કે પહિ આખું પગ નું મોટું? મોટું એટલે operation કારબુ પડ્યું તું હાડકા ના બે ભાગ થઇ ગયા તા. ના એટલે એ વખત મેં એન ફોન કર્યો તો.

ઉપાડ્યો નતો. ચોહો ઉપડે એતો હાલ તો? phone જ નહિ ન તૂટી ગયોન. ત્યો એવું. હા એતો કીધું હશે accident એને

પેલો હર્ષયો આયો તો પરમદાડ. એટલે તન લગન તો ખબર કે નઈ ખબર?

પણ તું બીજી વખત આયો હસી? હ પેલી વખત આયો તો એ વખત. હ પેલી વખત આયો તો એ વખત. હોવ હોવ એટલે એને વાત કરી કે હીરાલાલ નો accident થયો એવું. હોવ એતો લ્યા પણ હવે ભાગ થઇ ગયું complete બરાબર બરાબર એતો એકસો આઠ નું driver તને આપ્યું.

એટલે આમ સરકારી કેવાય કે અધઃ સરકારી? Half government જ કેવાય. બરાબર આમ government type બરાબર બરાબર contract base job થઇ એતો. આમ એનું તો લગભગ બનાસકાંઠા માં transfer થઇ જાહ એટલે driving માં driving માં?

હમ એટલે હવે direct joining કરવાનું આવસે ન? એ સીધું ઓય થી જ થાહ.

બીજું કે

બસ આ કિશાન ને બધા એ IELTS ની તૈયારી કરવા. હ હ એતો ખબર હે મન કિશાન ને ઓળખે કે નઈ ઓળખતો? અ કિશાન ન નાઈ ઓળખતા હોય લ્યા. આતો મુ તન કીધું ખાલી પુસ્યું. હમ મારો ખાસ દોસ્તાર હે એરીયો તો હમ એટલે એરીયો તૈયારી કરવા આયો. ની ખબર કે નઈ ખબર? એતો મન એને કીધું રોઝ phone આવ લ્યા એનો તો. તે કીધું તું એન કે મારા કાકા નો છોકર ઈન એવું?

બરાબર બરાબર અર એરીયો કેતો તો મતલબ એનું થઇ જાય એના પછી મારુ કોક તારે હે જવું હે? સો એ સો ટાકા જવાનું જ છે મારે. હમ કેનેડા માં જ બરાબર બરાબર ખરેખર

એતો લ્યા પેલા turkey વાળા ને લઇ જાય હ.

ઇઓની પેલા ભુંકં આયો ને?

એટલે ત્યાં ઈ કોઈ રેવા માટે ત્યાં ખાવા માટે વ્યવસ્થા નઈ સગવડ નઈ

જર્મની માં પણ જવા જેવું હ. જર્મની માં જવા જેવું હ હારિ country હ હા Citizenship મળવું જોવ કે? અહીંયા તો કેનેડા માં તો તમને PR મળી જાય હ અને પીઆર મલ ન? હમ અમુક આપી દોય અમૂક time એતો જો હું તન કૌ કેનેડામાં તમને PR મળી ગયું ન?

અને તમે દસ વર્ષે કે અમુક વર્ષે વધારો તો તમે citizenship માટે apply કરી એકો. હા એતો એન rules હોય.

મારો હાલ તો કોઈ ભૈબંદ નઈ.

માર તો final જવાનું હ લ્યા પૈસા નું setting કરવું પડશે એટલે નોકરી કરું. એટલે જીસેટ એ આપવાની છે મુતો option રાખીં જ બેઠો હું એટલે જીસેટ ની તૈયારી એ કરું. કેનેડા કેનેડા માં તો કેવું IELTS તો માર english તો હારું હ એટલે બે ત્રણ મહિના વધારે માં વધારે. હમ હમ તાર તો વાંધો ઈ આવે. તાર તો english પેલા થી હારું હ ન બે ત્રણ મહિના બે ત્રણ મહિના Easly કદી નાખોય સાત સાત એક બેન્ડ તો કરી જ નાખોય. એટલે plan તો બે અલગ અલગ રાખવાના જ. એતો હાચી વાત plan એ અને plan બી બે રાખવાના જ. અને નોકરીની શોધ માં જ છું નોકરી તો મળી ન? તો લઇ જ લેવી હ હરિ pharma company મા. અને સુ company through જવા મળતું હોય તો તો તો વળી લાખ રૂપિયા માં બધું પતિ જાય લાખ બે લાખ માં. Company through માં યાર થોડો time લાગે હો.

આપડી કરતા પોતરી ચાલી વર ની ઉંમર થઇ જાય ત્યાં હુંદીનો time લાગ. હા એટલો તો રેવાનો જ એવું કઈ નઈ તારું performance સારું હોય ન તો જલ્દી થઇ એક પેસી જોનેનવી નવી હોય બરોબર. હવે આ નાવી નવી branch એની ખોલી કેનેડા માં. તો પહિ તમોં મોકલી એક કારણ કે જો ઓય વાળા જ લોકો હોય ઓય આપડા થી જુના મોનસો હોય બરોબર ઈઓનો પગાર તો આપડા થી ઊંચો જ હોય. એટલે જલ્દી થી એરિયા ઇન્ડિયા સોડીન થોડા કેનેડા જવાના છોરિયા ઇઓને અહીંયા જ સારા એવા પૈસા મળતા હોય. એટલે એરિયા પહી prefer કાં કર ખબર આપડો ન prefer કર. વેલા આપડે જય એકુ એવું company પકડવાની બરાબર બરાબર તાર મુજબ જવાની ઈચ્છા તો હ જ નઈ

એટલે બધા યુકે મોં જવાય કે ના જવાય.

પણ યુકે માં રેસી જમ હ યાર. પેલો આકાશ જવાની વાત કરતો તો. યુકે માં હારું જો યુકે માતો કરાંચી એ ઊંચી હ. પણ યુકે માં રેસિઝમ હજુ ગણી સ. એટલે રેસિઝમ આલ્યા અમુક આ indian ન આ ભારત નું હ એવું એવી રીતે. ભેદ કર એમ કળા એ રીત નું ના ના યુએસ માં એટલું બધું નહિ. યુકે માં હવે case બૌ આવે હમ બરાબર બીજી રીતે તમને હેરાન કરે. બોલે

પણ કેનેડા ના જો constitution રયુ ન? હમ એ મસ્ત એ આખું એનું. હા તો ઑસ્ટ્રેલિયા કેનેડા બંને dominal state હ.

એટલ internal રયુ ન હ એ મતલબ એ કેનેડા ન goverment હંભાળે.

એ એ યુકે હંભાડે

હા એ એ હારું હ લ્યા પણ યુકે proper યુકે માં ના જવાય. આમ રેવા માટે જવું હોય તો પહિ ના જવાય ઓછું થઇ ગયું હ બધું. તોયે જેમ બને એમ avoid કરાય એ સાઈડ.

લ્યા જાય ન ઘણા લોકો જાય ત્યાં. હમ કેનેડા માં એમાં ન જે મતલબ તમે ફરી એકો એવું નઈ એ . યુએસ અને કેનેડા જેવું મજા નઈ. એ સાઈડ હારું જ યુકે યુકે. હમ બધું ઘણા illegal રીતે હોય એ કેવી રીતે હોય છે? એ બધા તો ડોન્કીઓ પાર જત્તા હોય. એમાં તો જવાય જ ના illegal માં તો. ના જ જવાય ને એમાં જવાતું હશે? ખાલી એટલા બધા પૈસા બગાડી બગાડી જોય એના કરતા તો ઇન્ડિયા માં બેહવાનું.